ટક્સ ટાઈપીંગના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલ માં તમે શીખશો કે કેવી રીતે શબ્દસમૂહો ટાઇપ કરવા
શબ્દોની તમારી પોતાની યાદી બનાવવું
ટાઈપીંગ માટે ભાષા સુયોજિત કરવા વિશે જાણકારી મેળવવી
અહીં આપણે ઉબુન્ટુ લીનક્સ 1110 પર ટક્સ ટાઈપીંગ 180 નો ઉપયોગ કરી રહ્યા છીએ
ચાલો તકસ ટાઈપીંગ ખોલીએ
ડૅશ હોમ પર ક્લિક કરો
સર્ચ બૉક્સમાં ટક્સ ટાઈપીંગ લખો
ટક્સ ટાઈપીંગ આઇકોન પર ક્લિક કરો
મુખ્ય મેનુ માંથી ઓપ્શન્સ પર ક્લિક કરો
ઓપ્શન્સ મેનુ દેખાય છે
હવે શબ્દસમૂહો ટાઇપ કરવાનો અભ્યાસ કરીએ
ફ્રેઝ ટાઇપિંગ પર ક્લિક કરો
ટીચર્સ લાઇન માં દર્શાવેલ વાક્ય લખો
આ કિસ્સામાં થે ક્વિક બ્રાઉન ફોક્સ જમ્પ્સ ઓવર થે લેઝી ડોગ છે
હવે આપણે આગામી વાક્ય ટાઇપ કરવું જોઈએ
Enter દબાવો
આગામી વાક્ય દેખાય છે
હવે આપણે વાક્યો લખતા શીખ્યા
તમે અલગ વાક્યો સાથે અભ્યાસ કરી શકો છો
અગાઉના મેનુ પર પાછા આવવા માટે Esc દબાવો
ઓપ્શન્સ મેનુ દેખાય છે
હવે આપણે નવા શબ્દો અને વાક્યો ઉમેરતા શીખીશું
એડિટ વર્ડ લિસ્ટ્સ પર ક્લિક કરો
વર્ડ લિસ્ટ એડિટર વિન્ડો દેખાય છે
નવો શબ્દ દાખલ કરીએ
વર્ડ લિસ્ટ એડિટર વિન્ડો માં ન્યૂ પર ક્લિક કરો
ક્રિએટ એ ન્યૂ વર્ડલિસ્ટ વિન્ડો દેખાય છે
ક્રિએટ એ ન્યૂ વર્ડલિસ્ટ વિન્ડોમાં લર્ન ટીઓ ટાઇપ લખો
ઓક પર ક્લિક કરો
વર્ડ લિસ્ટ એડિટર વિન્ડો દેખાય છે
રિમૂવ પર ક્લિક કરીને ટાઇપ કરેલ શબ્દ અથવા વાક્ય રદ કરી શકો છો
શબ્દ અથવા વાક્ય સંગ્રહિત કરવા માટે ડોન પર ક્લિક કરો અને આંતરિક મેનુ પર પાછા આવો
ઓપ્શન્સ મેનુ દેખાય છે
તમે આંતરિક મેનુમાંથીSetup લેન્ગ્વેજ વિકલ્પ પર ક્લિક કરીને ભાષા સુયોજિત કરી શકો છો
આ ટક્સ ટાઈપીંગ ઈન્ટરફેસ અને લેશન તમે પસંદ કરેલ ભાષામાં પ્રદર્શિત કરવામાં આવશે
જોકે હાલમાં ટક્સ ટાઈપીંગ અન્ય ભાષાઓમાં લેશન સમર્થન કરતું નથી
હવે ચાલો ગેમ રમીએ
મુખ્ય મેનુ પર ક્લિક કરો
ફિશ કાસ્કેડ બટન ઉપર ક્લિક કરો
ગેમ મેનુ દેખાય છે
ગેમ શરુ કરતા પહેલાં કેવી રીતે રમવું તે ઉપરની સૂચનાઓ વાંચો
ઇન્સ્ટ્રકશન્સ ઉપર ક્લિક કરો
ગેમ રમવા માટે સૂચનો વાંચો
ચાલુ રાખવા માટે સ્પેસબાર દબાવો
ટાઈપીંગનો અભ્યાસ કરવા માટે એક સરળ ગેમ પસંદ કરીએ
ઇઝી પર ક્લિક કરો
વિવિધ વિકલ્પોનો સમાવેશ કરતી વિન્ડો દેખાય છે
વિવિધ વિકલ્પો છે કલર્સ ફ્રૂટ્સ પ્લાન્ટ્સ વગેરેના નામો છે
કલર્સ પર ક્લિક કરો
આકાશમાંથી માછલીઓ નીચે આવે છે
દરેક માછલી પર એક અક્ષર હોય છે
જો તમે યોગ્ય રીતે શબ્દો લખો તો શબ્દ લાલ થઇ જતો રહે છે
પછી જેમ માછલી પડે છે પેન્ગ્વીન તેમને ખાય છે
હવે પડતી માછલી અંદર ન આવેલ અક્ષર ટાઇપ કરો
શું થાય છે
અક્ષરો સફેદ રહે છે જે સૂચવે છે કે તેને યોગ્ય રીતે ટાઇપ કરવાની જરૂર છે
તમે ઈચ્છો ત્યાં સુધી આ ગેમ રમવાનું ચાલુ રાખો
ગેમ્સ મેનુ પર પાછા જવા માટે બે વખત એસ્કેપ બટન દબાવો
અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે
મુશ્કેલી સ્તર મધ્યમ અથવા હાર્ડ થી બદલો અને ગેમ રમો
અહીં ટક્સ ટાઈપીંગ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલ માં આપણે શબ્દસમૂહો ટાઇપ કરતા પોતાના શબ્દો ઉમેરતા અને ગેમ રમતા શીખ્યા
નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ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
જોડાવા બદ્દલ આભાર